હેલો

તમે અત્યારે ન્યુસ સાંભળીયા છે

હા ઑડિસ્સા વાળા હા એ બહુ ખરાબ દુર્ઘટના છે અને એ મેં સાભળ્યું ભગવાન એમની આત્માને સંતોષ આપે પણ આ જે બન્યું એ બહુ ખોટું બન્યું છે હરસદ મને ભી એવું જ લાગે છે કારણ કે આમાં પ્રસાસન ની ભૂલ ભી હોય સકે અથવા તો જે ડ્રાઇવર હોય સકે એની ભી ભૂલ હોય સકે

મોટા મોટા અધિકારી એમણે જે આપણી. રેલ્વે ની પ્રશાસન છે એને અને આવા જે ટ્રેન ના ડ્રાઈવરો હતા એમને નિર્દોસ જાહેર કર્યા છે તો તમે આના ઉપર થી કઈ શકો છો મેહુલ ભઈ અ હર્ષદ આમાં કેવું હોય કે જે ચાલક છે જે આપણે માલગાડી ના ચાલક હતા પછી જે ટ્રેનો જ્યાં જાતિથી તેના ચાલક હતા આ બધું ક્યારે અકસ્માત થાય જયારે વરસાદી વાતાવરણ હોય તમને સિગ્નલ બરાબર ના મળ્યું હોય કે આગળ નું તમે જાણી ન શક્યા હોય કે આગળ શું થયું છે એટલે આ અકસ્માત વારાફરથી જે સર્જાયો છે અમુક સે અમુક મીનીટો ની અંદર સર્જાયા છે જેમાં માલગાડી ઉપર એક ટ્રેન ચડી ગઈ છે બીજી ટ્રેન ના જે પાછળ ડબ્બા છે એ બીજી સામે ચાલતી ટ્રેને ભટકાયાછે જે ટ્રેન બીજી દિશા તરફ જતીતી હમ એટલે આ અકસ્માત જ્યાં સર્જાયો એમાં મુર્ત્યું બહુ પામ્યા અને સરકારે લગભગ એવું જાહેર કર્યું જે આ અકસ્માત માં મૃત્યુ પામ્યા છે અ મેં સમાચાર માં જોયુતું કે એલોકો ને સારું એવું વળતર મળશે એમના પરિવાર જનોને અમુક સારા એવા એમને ફંડ આપશે કે ભઈ જે લોકો આ અકસ્માત માં મૃત્યુ પામીયા છે પણ હર્ષદ આમાં કેવું છેકે આમાં વાંક કોનું છે કોનું નથી એ ચર્ચા વધારે કરવા જઈયે તો આપણી સરકાર

કે ગમે તેવી કાર્યવાહી થાય પણ હર્ષદ એમાં કોઈ એક માણસ નું વાંક ના હોય ઘણીવાર વસ્તુ એવી સર્જાઈ જતી હોય છે કે અકસ્માત એ અણબનાવ બની જતો હોય છે એ જાણી જોઇને થતી દુર્ઘટના નથી હોતી આપણા ને એવું લાગેકે આપણેકોઈ એક વ્યક્તિના વાંક થી થયું હોય છે તો ઘણીવાર એવું નથી હોતું ઘણીવાર વ્યક્તિ જાણતું હોય છે પણ છતાબી થઇ જતું હોય છે

હમ માલગાડી હતી ત્યાં એમણે ઊભી રાખીથી બરાબર હવે એ માલગાડી ને હજુ કોઈ એને મળ્યું હતું નહિ એટલે એને ત્યાં ઉભી રાખી હતી અને જે આ ઓડીસ્સા વાળી ટ્રેન હતી એક કોરો મંડળ ટ્રેન એના હવે જે તમને ખબર હોય મેહુલ ભાઈ જે આ પાટા જે છે એ ડા સીધા ચેન્જ થતા હોય એમાં ડ્રાઈવરે અંદર થી કોઈ અલગ કરવાનું હોતું નથી

અ બરાબર છે હર્ષદ મેં આ જયારે અકસ્માત સર્જાયો ત્યારે મને કોઈ અ એનો ખબર નથી કે આ થયું છે મેં એના એકાદ દિવસ પછી મેં

સમાચાર દ્રારા કે અ માલગાડી પડી છે એને એ માલગાડી એબી જ્યાં સામાન લઇ જતી હોય બહુ મોટી હોય છે એના ડબ્બાઓબહુ બધા હોય છે અનેક ડબ્બા સાથે જોડાયલી હોય છે અને જેમાં માલસામાન આમ થી આમ જે થતો હોય છે એ કોલસા હોય કે ઓઈલ હોય કે ગમેતે હોય બરાબર છે એટલે એને એને પૂરતા પ્રમાણ માં એને આગળ થી સિગ્નલ મળ્યું ની હોય તો એ ડબ્બો ત્યાં હતું અને જે ટ્રેન જે છે એ એક પાટા થી બીજા પાટા પર જતી બતાવવામાં આવે છે એ સામેથી ઑડિસ્સા જે જે જ્યાં તરફ જાય છે અને બીજી સામેથી જે આવી છે ટ્રેન એ દેખાય છે

હા મેહુલભાઈ જે તમે જે કીધું ન જે માળખું જે માળખું એ લોકો એ તૈયાર કરિયું છે એમાં થી માલગાડી ઓ ની જે ટ્રેન પડી તી ને એની પાછડ તમને ખબર હોય તો જે આ કોરોમન્ડળ ટ્રેન છે ને એ એક સો એસી કિલો મીટર પ્રતિ કલાક

ઉપર થી જે ડબ્બા હતા એ પડી ગયા અને જે પડી ગયા ને એના કારણએ જે પેલી સામે આવતી ટ્રેન ને ભી અકસ્માત સર્જાયો એના કારણએ એ બંને ટ્રેન ને વાંધો પડિયો અ ઘણી વાર હર્ષદ કેવું હોય છે કે આપડે એ ટ્રેન ની જે અતિશય સ્પીડ ઘણી વાર કંટ્રોલ નથી કરી સકાતી એને કાબૂ માં નથી કરી સકાતી હોતી કે એ કાબૂ કરવા જતાં ભી અકસ્માત સર્જાતો હોય છે ઘણી વાર એવું બનિયું છે કે તમે અ કોઈ નો કોઈ અકસ્માત રોકવા માટે કરીને તમે કંટ્રોલ એના પર કાબૂ કરવા જતાં હોય છે તો એ કાબૂ ઘણીવાર નથી થતો અને ઘણીવાર આવી અ અ રેલવે તરફ થી આવા અકસ્માતો સર્જાતાં રે છે તમે અમને સાંભડિયું હસે કે આપડે ગંગા નદી માં બવજ મોટો પુલ બનાવામાં આવેલો અને લગભગ કરોડો રૂપિયા ના ખર્ચે બનાયો તો મે અંદાજે એવું સાંભડિયું તુ ક સત્તરસો કરોડ રૂપિયા ના ખર્ચે એ બ્રિજ બનવા માં આયેલો એનું ઉદઘાટન પણ હજી નોતું થયું પણ એ બ્રિજ પડી ગયો એ બરાબર છે એટલે કોઈ જાનહાનિ કે કોઈ બ માં

એ જે તમે જે ગંગા નદી પર જે બ્રિજ નું તમે કો છો મેહુલભઇ હમ એમાં તમને શું લાગે છે કે આમાં પ્રસાશન ને બનાવમાં બાંધછોડ આપી હોય અથવા તો જે જે ખરાબ પોલ અ યુઝ કરિયો હોય તો તમેં સુ લાગે છે આના વિશે હર્ષદ તમારી વાત બિલકુલ સાચી છે કે ઘણી વાર તમે અંદર પોતાનું નફો મેળવવા માટે કરી ને તમે ખરાબ વસ્તુ વાપરી નાખતા હોય છે કે પોતાના નફો આમાં વધારે પડતો લેવા માટે કરી ને ઘણી વાર આવું બની શકતું હોય છે પણ આપડે તો જાણીએ ત્યાં સુધી એવું છે કે આજે તમે નદી ઉપર બ્રિજ બનાવો તો તમે વિદેશ ના લોકો નું કામકાજ જુઓ ત્યાં એ લોકો ના માડખ એવા તૈયાર કરવા માં આવે કે વર્ષો સુધી આજે આપડા અહિયાં જે આજે મે ઘણા સમાચારો જે જૂના આપડે યૂ ટ્યુબ ઉપર જોઈએ એમાં મે જોયેલું છે કે અંગ્રેજો ના જમાના માં જે અ પુલ તૈયાર કરવા માં આવેલા છે જે ડેમ તૈયાર કરવા માં આવેલા છે આજે એસી સો સો વરશ પછી ભી એવા અકબંધ છે જેને આજદિન સુધી કઈ નથી થયું તો જો વર્ષો પેલા ટેક આ ટેકનોલોજી વગર નું ભારત હતું ત્યારે જો આવું કામ થઈ સક્તુ હોય હમ તો આજે કેમ નય મારુ પણ એજ કેવું છે જે ટાઇમ એ લોકો એ બનાયા તા અને એ આજ સુધી ચાલે છે તો આજ ના જે આપડા એન્જિનિયરો છે તો એ લોકો કેમ આવું નથી કરી સકતા એ તમારી વાત બઈકુલ સાંચી છે હર્ષદભઇ એટલે આમાં હર્ષદભઇ મે તમને જેમ કહિયું ને કે પોતાનું નફા ધોરણ તમે વધારે વિચારો અને પોતનો નફો એમાં તમે એની ગણતરી કરો એટલે એ કામ હમેશા ખરાબ થાય તમે જ્યારે ભી એક નફા વગર નું કામ શોધવા જાવ ને કે પોતાને નફદારી ઓછી રાખી ને હું સારી સારી પ્રમાણ માં એક સ્વચ્છ કામ આપું એક સરસ પુલ બનાઈ આપું તો આવું વસ્તુ ના થાય અવે આમાં તમે સરકારએ હવે અ અ પૂછપરછ કરે કે જાચપડતાલ કરે કે ભઇ આમાં કયા ભૂલ થઈ છે તો આમાં વર્ષો વીતી જાય છે

કે એમાં કોણ પ્રસાંસક જવાબદાર છે કે સરકાર જવાબદાર છે કે સરકારએ નિમેલા માણસો જવાબદાર છે એ ક્યારે પણ બહાર આવી જ નથી સક્તુ અને જે આ કોરોમન્ડળ ટ્રેન ને એનું થયું ને તો એના ઉપર થી યૂ ટ્યુબ જે હોય ને મેહુલભાઇ હમ હમ તો હું એમાં જોતોતો આપડા જે ભારત માં છે ને સૌથી મોટી ટ્રેન દુર્ઘટના એક નદી છે એના ઉપર એ પુલ ઉપર થઈ તી એ પુલ તમને એ પુલ માં જે એ ટાયમિંગ માં આજ થી સુમથિંક ખાંસા વર્ષો પેલા થઈ તી જ્યારે એક ટ્રેન એક એમાં આપડે એક સાઇડ થી બીજી સાઈડ જવા માટેભી લોકો ને અઘવળ પડતી તી એક પુલ પર થી બીજા પુલ પર જવા માટે એ પ્રમાણે ટ્રેન ચાલતી હતી અને એક જ ટ્રેન હતી કે જે એક સ્ટેશન હતું એનું માંને નામ નથી અત્યારે યાદ આ એક જ ટ્રેન જતી હતી તો એનું જે દુર્ધટના થઈ તી એ તમને ખબર છે એમાં એ દુર્ઘટના માં થયું તુ કેવું કે જે એક એ ટ્રેન એક સાઇડ થી જતી તી પુલ પર થી આવી આવી ને અને

હુમમ બરાબર છે હર્ષદ આમાં હર્ષદ કેવું છે ગણી વાર આપડે પેલા ના જમાના ની વાત કરીએ તો ત્યારે મારીયાદિત વસ્તુ ઓ હતી બધી કે ભઇ અમુક રેલવે છે તો અ રેલવે આ રાજ્ય થી આ આ રાજ્ય સુધી જ જાય એમાં વચમાં અમુક ગામડાઓ ના આવે એટલે પેલા તો કેવું હતું કે ભઇ દુર્ઘટના જ્યારે ભી સર્જાતી તી ત્યારે આમ મૃત્યુ વધી જતો તો કે એ સમયે તમારે દવાખાના ની સુવિધાઓ આ તે એ બધુ બવ પ્રમાણ માં ઓછું હતું પણ હવે તો અત્યારે ટેકનોલોજી હોવા છતાં આ બધી આ બધા બનાવ બને એ ના બનવા જોઈએ મારુ એવું માનવું છે કે આજ નું ભારત જએ છે એ એક અ પ્રગતિશીલ ભારત છે અને એમાં જે આવા નાનકડા બનાવ બને અને એ બનાવ માં પણ ઘણા ખરા માણસો મરી જતાં હોય છે હમ અને એ આપડા માટે એ શરમજનક વાત છે કે આપડે આટલું પ્રગતિશીલ ભારત

એના માટે એના માટે આપડી ગવર આપડી સરકારએ શું કરવું જોઈએ હર્ષદ

પંજાબ નું છે હરિયાણા આ બધા જે શેહરો છે ને એ સૌથી વધારે ટ્રેન ને નફો કરી આપે છે પણ જે તમે જોતાં હોય ને કે જેમ કે વિચારો કે તમે સ્ટેશન ઉપર જેટલા અધિકારી એનો પગાર છે પછી જે આ એક ટ્રેન બનવા માં જે જૂની ટ્રેન હતી ને એની એક ટ્રેન બનાવા માટે માં એને પાંસઠ કરોડ રૂપિયાનો ખર્ચ લાગતો હતો એક આ ડબ્બાઓ સાથે ની આખી એક રિલ તૈયાર કરવા માટે બરાબર છે પાંસઠ કરોડ લાખ લાગે છે જે જૂની જે એન્જિન જે ડીજલ વાળી જે ટ્રેનો છે એને પાંસઠ કરોડ લાગે છે જેમાં ખાલી એન્જિન બનવા નો ખર્ચ જ અઢી અઢાર કરોડ છે અને જે પછાડ ના બો બોગી હોય છે ને એને બનવામાં

હર્ષદ તમે બવ મોટી વાત કરી પણ આજે મારુ પણ એવું માનવું છે કે તમે અ તમે આ જે વાત કરી આજે ખર્ચા ની કે તો આપડે જે તમે ક્રિકેટ તો જોતાં જ હસો હમ તમે જે આ આપડે ભારત માં મેચ આપડે જે ભારત માં જે રમતગમત માં છે હમ એ આજે ક્રિકેટ બવ મોટું નામ છે ભારત મા હમ હમ અને એમાં બવ અબજો રૂપિયા કરોડો રૂપિયા ની કમાણી થાય છે હમ તો સરકારએ આ બધો માં આટલો ખર્ચ કરીયા વગર આપડે સારા હોસ્પિટલો સારા દવાખાના સારા સારી સ્કૂલો સારા ભણતર માટે આપડે આટલું કરીએ આજે તમે નાના નાના દેશો જુઓ તમે જાપાન ટેકનોલોજી માં આપડા થી બવ આગળ છે પછી બીજી ઘણી એવી કન્ટ્રી છે જે એ નાના ના હોવા છતાં દેશો

એ એની જગ્યાએ આપડે અહિયાં સારા સારા એવા દવાખાના સારી એવી સ્કૂલઓ સારી એવી શાળાઓ કે જે આવનારની પેઢી ને સારું એવું ભણતર આપી સકે

હ મારો બી વિચાર એવો જ છે આપડી સરકારએ જે આડા અવળા ખર્ચા ઓ કરે છે એના કરતાં આપડું જે ભણતર એને સુધારવા માટે કઈક નવા નિર્ણયો લેવા જોઈએ

મે અત્યાર સુધી નથી જોયું કે બી મોટા મંત્રીએ ભણતર માટે કોઈ મોટું ભાષણ કર્યું શેરડી માં જડપી બીજ વૃધીકર્ણ ની પદ્ધતિઓ શેરડીનું બિયારણ બનાવવા માટે હાલ જે સામાન્ય પદ્ધતિ અપનાવાય છે તેમાં શીરડી બીજ વૃદ્ધિ દર ધીમો છે ખેડૂતોની માંગ તથા નવી જાતના ઝડપી પ્રસાર માટે બીજની વૃદ્ધિ ઝડપી થવી તે પ્રમાણે પદ્ધતિઓને અપનાવી જરૂરી છે આ માટે અગત્યની કેટલીક પદ્ધતિઓ છે તે નીચે મુજબ છે space spaiting નવી બહાર પાડેલ જાતના ઓછા બીજથી વધુ વિસ્તારમાં રોપણ કરવામાં માટે આ પદ્ધતિ ઉપયોગ છે એક આંખ ટુકડાને ઉપયોગ વડે ધરું ઉછેરી ફેરો પણ કરવામાં આવે છે બે ચાર વચ્ચે નેવું થી બે જાત વચ્ચે નેવું થી સો centimeter નું અંતર રાખવામાં આવે છે જ્યારે બી છોડ વચ્ચે પિસ્તાળીસ થી સાહીઠ centimeter નું અંતર રાખવામાં આવે છે આ પદ્ધતિ સામાન્ય પદ્ધતિ કરતા ચાર ગણી વૃદ્ધિ થી વધુ બિયારણ મળે છે બીજી પદ્ધતિ છે ચોરસ રોપણ ની પદ્ધતિ ચોવીસ centimeter અને ચોવીસ centimeter માં અને બીજી છે નેવું centimeter ગુનિયા નેવું centimeter ના અંતરે એક અથવા બે આંખવાળા બીજ ના ટુકડાઓને મૂકી રોપણી કરવામાં મહત્વનું સંખ્યામાં સાઠા મળે છે આ પદ્ધતિથી બીજ ની વાવણી સાથે બે છોડ વચ્ચેની જગ્યા વધારે તથા દરેક છોડ પૂરતા પ્રમાણે સૂર્યપ્રકાશ અને પોષણ મેળવી શકે છે જેથી પેલા મરી જતા નથી અને સારા વિકસે છે જેથી કોઈપણ બીજાના પ્રમાણમાં વધુ સાઠા મળતા રોપેલા આંખને સામે રોપાયેલા એક આખું બધું મળે છે જેનું પ્રમાણ એક જેમ બસો જેટલું મેળવી શકાય છે એટલે કે એક આંખ બિયારણ થી બસો જેટલા નવા બિયારણો મેળવી શકાય છે ત્રીજી પદ્ધતિ છે ટૂંકાગાળાની પદ્ધતિ બીજ ના ઝડપી વૃદ્ધિ કરણ માટે આ પદ્ધતિનું સારી ગુણવત્તાવાળું એક્સરે દસ થી આશરે દસ થી બાર ટન વધુ બીજ મેળવી શકાય છે તે ઉપરાંત ધરું ઉછેર જેવી કાળજી પણ રાખવી પડતી નથી આ પદ્ધતિમાં એક થી સાત મહિને શેરડી કાપી લઈને ફરી રૂપામાં આવે છે અને નવા બિયારણનો જથ્થો બાર થી ચૌદ મહિના એટલે કે એક પણ એક જેમ ચોસઠ થી સો ના પ્રમાણમાં કુમરૂ બે મેળવી શકાય છે આ પદ્ધતિ સામાન્ય ખેડૂતો પણ અપનાવી શકે છે ચોથી પદ્ધતિનું નામ છે SSI તે sugarcane incentives શેરડીના એક આંખના ટુકડા કરી plastic ની trey માં નાખવામાં આવે છે કોકો પીટ કોકો પીટ તથા ના ઉપયોગ કરી વીસ થી પચ્ચીસ દિવસ બાદ એક થી એક point પાંચ ફૂટના પીલા રોપ એટલે કે ચાર ફૂટના ગાળે રોપવાથી એક વીઘામાં સીતેર થી સાત સો કિલોગ્રામ જેટલું બિયારણ વપરાય છે તેના ઉત્પાદન વધુ થાય છે ગુણવત્તા ભર ગ્રીડ ને બિયારણ માટે જરૂરી સૂચનાઓ બિયારણના plot માં શેરડીની અન્ય જાતો કે જુદા પડતા છોડ ન હોવા જોઈએ છાતડો, આંજીયો, સુકારો અને પાનના નુકસાન થતું હોય તેવા શેરડીના સાઠા ન હોવા જોઈએ તો જ વધે ના પાંચ ટકાથી વધુ નુકસાન થયેલ સાઠા ઓ ન હોવા જોઈએ

જીવાત મિલી ચીટકો ચોટ વિઘલ વગેરેનું પાંચ ટકાથી ઓછું નુકસાન થયેલ હોવું જોઈએ રોગના જીવન જીવવાની નુકસાન થયેલ સાંઠા ને માં જીવાત માં નુકસાન થયેલ સાંઠા ને જુદા તારવવા અને નુકસાન પામેલ સાઠા ને કાપીને પછી માવજત આપી જેથી બ્રિજની સીખ રોગ મુક્તોતાવળ મળી શકે છે પણ પાકમાંથી જ વાપરવું ખેતરમાં પાંચથી દસ ટકાથી વધારે પાક ઢળી પડે ન હોવું જોઈએ બીયારણ ની સાઠા ગાંઠ પર મૂળ ફાટેલા ન હોવા જોઈએ ફક્ત પાણીવાળા વિસ્તારમાં પાંચ ટકાથી પાંચ ટકા સુધીની છૂટ આપી શકાય સાઠાના વજન મુજબ સાઠામાં ભેજ ટકા પાનસઠ ટકા થી ઓછો ન હોવો જોઈએ એટલે કે શેરડી માં પાનસઠ ટકા રસ મળવો જોઈએ સાંઠા ના આપની સુધક શક્તિ પંચ્યાશી થી ઓછી ન હોવી જોઈએ પંચ્યાશી ટકા થી ઓછી હોવાથી સાંઠા નબળા પડે છે બીજ ની ભૌતિક સિધ્ધતા પંચાણું હોવી પંચાણું ટકા હોવી જોઈએ બીજની જનીનિક શુદ્ધતા સો ટકા હોવી જોઈએ બીજ પ્લોટ side સારા હોવા જોઈએ બીજું કુમળું તંદુરસ્ત અને રોગમુક્ત હોવું જોઈએ જેથી કરીને નવું ઉત્પાદન સારી રીતે ઉત્પાદન કરી શકાય છે અને આ શેરડીનો પાક માત્ર

આ શેરડીના રસનો ઉપયોગ કરતી નથી શેરડીના રસના ઉપયોગ sugar બનાવવા વાળી factory ગોળ બનાવવાની factory ગોળ માંથી અન્ય વસ્તુઓ બનાવવાવાળી factory ઓ પણ use કરે છે white sugar પછી બને છે brown sugar બને છે agree powder બને છે આ બધી જ વસ્તુ sugar માંથી મળી આવે છે sugar ને જે રીતે આપણે સારું પાક શેરડીનો સારો પાક જેટલો કાઢશો તેટલું જ આ ઉત્પાદન વધી શકશે ઉત્પાદન વધવાથી શેરડી ની ગુણવત્તા પણ વધે છે જમીનની નબળાઈ હોવાથી પાણીની ઉણપ હોવાથી શેરડી સારી બનતી નથી શેરડી જ્યારે સારી બનતી નથી ત્યારે તેનું બીજ પણ સારું

આજે ટન ટન ભરીને truck ને શેરડીનો ઉત્પાદન પર ખરીદે છે જ્યારે આ company ઓ જાતે જ ઉત્પાદન કરવા લાગે તો ખેડૂતો પાસેથી શેરડી લેવાનું લેશે નહિ અને આગળ અગાઉ જતા આ બધી શેરડીઓ ને નવા બિયારણો પણ મળશે નહીં નવા બિયારણોને કારણે શિવ સુધારેલી જાતના બ્રીડ બિયારણોનું વૃદ્ધિકરણ પણ અટકી જશે અને નવા બિયારણો નહીં બને તો આ બધી ખેતી નિષ્ફળ જશે એટલે જેટલો પાક આપણે શેરડીનો કરીએ છીએ તેમાંથી લગભગ દસથી પંદર ટકા જેટલો પાક બિયારણ માટે વપરાવું જ જોઈએ આ બિયારણ નવી ખેતીના અનુસરીને હોય છે નવી ખેતીના ઉત્પાદનને ઉત્કૃષ્ટ બનાવે છે જેથી સારી હોય ખર્ચાળ ઓછી હોય અને મજૂરીઓ પણ ઓછી થાય તો ઘણો બચત કરી શકાય છે સુધારેલ જાતોની બ્રીડ બિયારણ ની વૃદ્ધિ કરણ માટે ખૂબ જ સરળ પદ્ધતિ છે શેરડીનો જથ્થો ઓછો હોય તેવા કિસ્સાઓમાં બળ સરસ manage કરી શકાય છે

ત્રણ પદ્ધતિઓ દેખાડી કે જે ખેતીમાં શેરડી નીચે પાક લેવા માટે અનુકૂળ છે એ રીતે અલગ રીતે બધા પાક લેવા માટે પણ અનુકૂળ છે માત્ર શેરડી માટે જ નહીં બીજા બધા માટે આ પદ્ધતિઓનો ઉપયોગ થાય છે પણ શેરડીમાં અંતર રાખવું એ ખૂબ જરૂરી છે શેરડીના પાકને ફળવા દેવું તે ખૂબ જરૂરી છે માત્ર બીજ જ આ પાક ને સારું બનાવતું નથી પણ વાતાવરણ પાણી જમીન આ બધું જ ભાગ ભજવે છે આ બધા રોગના લીધે શેરડીનો ભાગ ઓછો બને છે પણ અંદાજે આપણે જોવા જઈએ તો આખા વર્ષમાં શેરડીનો પાક માત્ર ને માત્ર બે મહિના બને છે અને આખું વર્ષ વપરાય છે જેમાંથી ઘણી બધી ગળપણ ની વસ્તુઓ બને છે source છે એ માત્ર sugar છે sugar છે એ શેરડીનો જ માત્ર છે શેરડીમાંથી જ તેને sugar બની શકે છે ગોળ બની શકે છે ગોળમાંથી ગોળ ની પદાર્થ બની શકે છે આ આખો agriculture નો વિષય sugar ઉપર જ નિર્ભર છે

ગુણવત્તા વાળું પાણી જો નહીં મળે તો શેરડી સારી નહીં થાય ખારા પાણીથી શેરડી સારી નહીં થાય મોટી આંખ વાળી નહીં થાય અને ઓછા આંખ વાળી શેરડીના રસ પણ મીઠું હોતો નથી રાતો રોગ લાગે છે અને આ બધી વસ્તુથી શેરડીનો પાક નુકસાને જાય છે જો નુકસાન ભાગ થતો હોય અને એ અટકાવવા માટે છે ઉપરોકત પદ્ધતિ દેખાડી તે ઉપયોગ કરવી જોઈએ આણંદની કૃષિ university આ બધી જ બાબતોનું ધ્યાન લેશ આણંદ કૃષિ university માં બધી જાતની કૃષિઓની શેરડીના પાકની બીજ મળ વાવેતર માટે માહિતીઓ આપવામાં આવે છે અને આ માહિતીઓ બધી જ ભેગી કરી અને આપણને આપણા સુધી પહોંચાડી અને બધી જ વસ્તુઓને સારું ઉત્પાદન કરવામાં આવે છે શેરડીના પાકને

ફળદ્રુપાક બની શકે છે ભારત એક એવું દેશ છે જેમાં સૌથી વધુ શેરડીનું ઉત્પાદન પણ થાય છે અને શેરડીના ઉત્પાદનથી થતી બધી જ વસ્તુઓ બનાવવામાં પણ સૌથી વધારે મોટો ભાગ ભજવે છે